મતલબ તમે તો ફૂલ planning ને તૈયારી કરીને બેઠાં જ છો જમાના પ્રમાણે થોડું ક તો ચાલવું પડેને એ વસ્તુય છે પણ તમને શું લાગે છે કે આટલો જે ખર્ચો થાય છે એની જગ્યાએ આપડે એવું ના કરી શકીએ કે લગ્ન પ્રસંગમાં ખર્ચો ઓછો કરીએ અથવા તો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 બૌ સાદાઈથી લગ્ન કરતા હોય છે તો કૈક તો કારણ હશે ને હા એનું કારણ છે ને કે એની કંકોત્રી છે ને આપડી જેમ અઠ્યાવીસ રૂપ્યાની ત્રીસ રૂપ્યાની નથી હોતી એની કંકોત્રી જ ત્રણ હજાર રૂપ્યાને પાંચ હજાર રુપયાથી ચાલુ થાતી હોય તો એને પછી આવી રીતે જ ઓછા માણસોમાં અને સાદાઈથી જ લગ્ન કરવાં પડે ને આપડે આપડે રીતિરીવાજના માણસો જ્યાં સુધી માણસ ભેગું ના થાય ત્યાં સુધી પ્રસંગ ઉજવવાની મજા નો આવે ને જ્યાં સુધી આનંદ થી ખુલીને પૈસા નો વાપરીએ અને આપડે જોયતું હોય એવું વસ્તુ ન મળે ત્યાં સુધી આપડે પ્રસંગ જેવું લાગે જ નહિ પ્રસંગ અને અત્યારનાં તમે અત્યારનાં તમે એમ કયો છે કે આપડે લગ્નમાં પૈસા બચાવીએ તો લગ્નમાં પૈસા બચાવીએને આપણે તો ઈ બધાં જ પૈસા વરરાજો અને જે એની પત્ની હોય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 એવું જરૂર નથી તમે હરવા ફરવા માં કરી શકો અને એ સારું જ છે તમે તમે લોકો હરવા ફરવા જાસો honeymoon એટલે ઈ હરવા ફરવાનું જ કૌ છુ હા એટલે તમે હરવા ફરવા માટે જાઓ પછી તમે કોઈક સારી એવી જગ્યાએ જશો તમારાં માટે જે વરરાજો હશે અને જે દુલ્હન હશે એનાં માટે કઈક નવું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 હા એટલે જ અને થોડુંક એક બીજાને બૌ વાતચીત ન થઇ હોય અથવા તો મળ્યાં ન હોય કે ભેગાં ન રહ્યા હોય તો નવા હોય તો ફરવા જાવું જરૂરી જ છે ને કે ભેગાં રિયે તો થોડુંક એક બીજાનું સમજે એટલે ઈ સારું અત્યારનાં બનાવ્યું છે કે લોકો પછી આગળ જતાં એનું જીવન સારી રીતે વિતાવી શકે એટલે વધારે પૈસા ખર્ચીને લગ્ન કરો અથવા તો ઓછા પૈસા ખર્ચો પણ પછી હરવા ફરવામાં પૈસા વધારે તમે ઉડાવો કે એનો ઉપયોગ કરો એ બધું આપણા સારા માટે જ છે કેમ કે

જીવનના એવાં સારા એવાં પ્રસંગમાં મોટા એવાં પ્રસંગમાં તમે એની હાજરી ઈચ્છો છો એટલે તમે કરો છો અને સમજો તમે બૌ સાદાઈથી લગ્ન કરો છો પછી હરવા ફરવામાં તમે પૈસા વાપરો છો કે બગાડો છો તો એનો તમારો અર્થ એવો થાય છે કે તમને તમારાં જે હમસફર છે એને સમજવામાં તમે વધારે

પૈસા બચાવીને જાસુ ક્યાં જેટલું જીવાયને એટલું જીવી લો જેટલું જીવાયને એટલું જીવી લેવાનું પછી પૈસા વપરાતો હોય ગમે તેટલાં તો વપરાયા રાખે હું તમને એક ઉદાહરણ દઉં કે આજે સમજી લ્યો કે કોઈ વ્યક્તિની મમ્મી કે કોઈ વ્યક્તિના પપ્પા કોઈ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 એમાં તો આપડી પાસે કોઈ રસ્તો જ નથી ને કેમ કે જરૂરી વસ્તુ નથી ન્યા તક છે તમારી પાસે એક તક છે કે બચવા હોય તો બચાવી લ્યો એવી જ રીતે લગ્નમાં પણ એક તક છે માણવું હોય તો માણી લ્યો આ એક વાત છે ખાલી ઉદાહરણ તરીકે મુ કૌ છુ પણ એવું છે એમ એટલે ત્યારે એ સમયે કોઈ વ્યક્તિને પૈસાનો ને એવો બધો બચાવાનો વિચાર ન આવ્યો

બરાબર વાત છે તમારી વાંધો નઈ ચાલો હવે તમે બૌ થાકી ગયા હશો આરામ કરી લ્યો થોડોક time લગ્નમાંથી ઉતર્યો તો અને પાછો લગ્નમાં તમે ચડાઈ દીધો પાછો વળી પ્રશ્ન ઈ આવશે સારું છે ને થોડોક time સારા સારા સપના જોયે રાખો હા પાછો ગરબાં રમવા માંડું ચાલો આવજો હા મળીએ આપડે પછી આરામથી અને ફરી કરીશું આવી કોઈક ચર્ચા આપણે

આવજો આવજો

પ્રજનન ના નાળ માં Material માં પડી અને અને તે ટકાઉ હતી બીજી તરફ જે વધારે મહત્વ નું હતું મરઘી ના લંબગોળ ઈંડા ને બે હાથે બચ્ચું ઉભું કરીને ડાબે થી nuber આપે છે ત્યાં ઈંડુ નોતું એ વાતે ગ્રીક વેજ્ઞાનીક કાં ના ગોઠવણ માં લખી ચુક્યા ઈસવીસન પૃર્વે એક્સો છેંતાલીસ માં રમાના ઓ એ ખ્રીસ્થન કબજન સાથે ત્યારે વધારે ખુલાસો મળી આવેલ ઈંડા જેવા આકારે તેમને ખુલો નીચે કમનો બાંધી કમનો એ મકાનો બાંધકામ માં મજબૂતી લાવી દીધી હિન્દુત્વ તે એવી શોધ માટે નિમિત્ત બન્યું કે જે આજે પણ જગત ભર માં લાખો ફૂલો ને ટકાવી રાખી છે. કુદરત ની જેમ પ્રેણના લીધી હોય એવી બીજી કેટલીક શોધો છે વિગતવાર આલેખવા બેસીયે તો એકાદ પુસ્તક ભરાય તેમ છે આ લેખન લગાવતા સાથે પોણો dozen ને સમાવી લીધી અતિથિ એવી ઉપયોગી શોધો બીજી ઘણી છે સાથે એટલું કે Nature અને invesachan વચ્ચે ના નાટો ઘણા ખરા લોકો ના ધ્યાન પર આવ્યો હોતો નથી પ્રાણના ના જોડાણ ના દ્રષ્ટ દ્રન્સ્ટંતો જાણવા મળે તે ત્યારે તે ત્યારે પહેલો પ્રતિ ભાવ આશ્ચર્ય ના સ્વરૂપે હોય છે અહીં વાંચો એ જ વગર નું ઉદાહર એ જ છે. લંબાઈ સરેરાશ અઢાર centimeter નો સામાન્ય નો કલકલિયો લીલાશ પડતા વાદળી રંગ નો કાંટ અને અને તાપ કલ્કાલિયા ને અને કલકાલિયા ને Inwichon નાટો ઘણા ખરા ને લોકો ને ધ્યાન પર આવ્યો હોતો નથી ફરી ને આવે જોડાણ નો દ્રન્સ્ટન્ટ જાણવા મળે ત્યારે પહેલો પ્રતિ ભાવ આશ્ચર્ય નો સ્વરૂપ નો હોય છે અહીં વાંચો બિલકુલ એજ વર્ગના ઉદાહરણો કલ્કાલિયા ને ક્યારેય માછલી પકડતા જોયો છે વેજ મિકીન બીજા ના નામે જાણેતો કલ્કાલિયા નું બધું જાણે આપણે ક્યાં જાણીયે આમાંથી સામાન્ય કલ્કાલિયા તથા સફેદછાતી વાળું કલ્કલીયુ એ ત્રણ વિષેશ બહુ પ્રસિદ્ધ છે સૌથી વધુ પ્રચલિત સામાન્ય કલ્કલીયુ છે અહીં તેની જ અંગે વાત કરી રહ્યાં છે લંબાઈ માં સરેરાસ અઢાર centimeter ના સામાન્ય કલ્કલીયુ લીલાશ પડતા વાદળી રંગ નું કાટ અને નારંગી લાલ રંગ નું shirt ભરેલા એવોદેખાય છે વિશ્વ પ્રવાસ માં તક થી લાંબો અણીદાર કાળી ચાંચ છે મૂળ માં ધારી લેવાનું મન થાય છે કે કે ગાંધાર કાલી માછલી માછીમાર પોતાની માછલી ને વીંધ નાખતો હોવો જોઈએ પણ તે પોતાને તીક્ષણ કરતો જોયા પછી તે આના જેવો દેખાય છે આ કલકલિયો બધી તેના ખાડી ના કાંઠે ખડક પર અથવા તો નિજદિક ઝાડ ને કાંઠે પાણી માંથી બહાર ડોકાતા ઠુડીયા પર નદી તીક્ષણ કરતા હોય તેમ બેસી રહે છે. કલબલ ધ્યાન માં ન બેઠા હોયએમ ન કહી શકીયે કેમ કે ધ્યાન પાણી તરફ હોય છે સપાટી પાસે જે માછલી દેખાય તે તરત જ કલકલિયો છે છે છે. સહેજ કર્કર આવાજ સાથે ઊંડો અને માછીમારી માછલી ની આંખે બરાબર સીધા પકડી કાયમી ઝુકાવી દે બહાર નીકળો ત્યારે ચાંચ માં આડી પડેતી માછલી તડપડતી હોય કલકલિયો પાછો તેના સ્થાને બેસે માછલી ની અંત ડૂબકી માં કલકલિયો માછલી ના સૌનદતો હોય છે આ ક્ષય તેને ચાચ નો આભારી છે ચાંચ નું થોડું તીક્ષણ કાટો જાડાઈ કલ્કલિયા ના ઝડબા તરફ સુરજ વધે છે એટલે ચાંચ જળ સપાટી ને હોમ તો જયારે પાણી ને ખલેલ ના મોજા પ્રસરતા નથી વિજ્ઞાન ના પારિભાષિક શબ્દ અનુસાર ચાંચ પાણી માં તાજા માંકડ નો ખૂંપાવ થી અણીદાર છરી ની માફક ચીરી રહ્યા છે કલ્કિયા ની ઝડપ ત્યાસી second એન્ડ અગિયાર મીટર છે એટલે કે ડૂબકી ફાસ્ટ રીતે મારે છે.

હોવાનું જોતા વર્ષો કેટલાક ભૌતિક કેટલાક નિસનાત માટે કે પછી ના કામે કામ્યા ગિનો ઘ્યે પામ્યા નું સંશોધન થઇ રહસ્યં આખું એ હોય એ સંશોધન એ થયો કે ઉપર ના ફકરા માં વર્ણવ્યું કે જાપાની ઝીંક જેમ ફરી ફરી ને પછડાટ માર્ગ નિષ્યતિ થાય ત્યારે કલ્કલીયુ તેને સિદ્ધ પૂર્વક તેવી તેનું મન પોતાના મોંઢા માં લાવી દે છે એજ જ કદી માસિત ના પેટ નો અદ્વય થાય છે આ કલ્કાલિયા નું નિશ્ચાત થાય છે તેવું બનતું નથી જયારે ખરેખર તે મોટા ભાગે નિષ્ફલી લેવું જોઈએ અને તેનું પરમાણ છે કે માછલી છત કી જોવા માં કુશળ છે કુદરત દ્વારા તેની કુશળતા બક્ષીક્ષ માં મળી છે માછલી શરીરે મેટ્રો લાઈન તરીકે ઓળખાતી સળગ રેખા પર કૃષિ પ્રકારના સવદતો છે બહુ સંદિત છે એટલે કે ના દબાણ માં જવા પતાવે પડે તો પણ માછલી પછી લે અને જેથી જૂથ જૂથ ના સ્થાન બદલી કરી નાખે છે જળાશય ની સપાટી ને એકદમ શાંત તેમજ સ્થિર હોય અને પાણી આગલી સહેજ બોલું તો પણ માછલીના દબાણ માં કરિ ને તેની જાણ થાય engineer કહે છે કે બસ એનો ડાયામી ના ચોપડી ફરક શું છે એક માં પ્રવાહી મુખ્ય ક્ષય અને હવા મુખ્ય વિષય પણ સવારે બેય વિજ્ઞાન ને જ લગતા છે જાપાન માં ઓગણીસો ચોસઠ માં બરોડા ના હવા ભેગી બુલેટ ના આકાર મૂળ વળી ટ્રેન બનાવી દીધી બુલેટ ના નામે ઓળખાવા લાગી તે હવે તે દીધેલી ટ્રેન સામાન્ય ના કલ્કાલિયા નું ચાંચ નું અનુકરણ કરિયું થોડા વખત માં એ ટ્રેન બનતી ગય પણ બુલેટ ટ્રેન તરીકે આઉટ ડેટિક થઈ સબંધી ટ્રેન ના મૂળા ના આકાર બુલેટ જેવો લભગક પંદર મીટર ચાંચ વાળી નવી મહત્તમ વેગ કલાક એકસો સાહિંટ નય પણ ત્રણોસો ને પાંચ કલાક હોય રાત્રી ના અંધારામાં બિલાડી ની આખો ચમકવાનું કારણ શું સૌ કાજલ અંધકાર હોય તેવું બની શકતું નથી થોડો પ્રકાશ બિલાડી આંખ આ પડવો જોઈએ પછી ભલે એટલો ઝાંખો હોય કે ખુબ

એક સમયે તેના પૂર્વજો જંગલી અવસ્થા માં રહેતા અને વાઘ દીપડાની જેમ રાત્રે ચિકન કરતા કારણ કે માનવ જાત સાથે ભળી ગયેલી વર્તમાન બિલાડી નિસાતો ને બદલે નીવા કેતી કે નાય તો તે વધુ સમયે દિવસે જગાવ અવસ્થા માં વિતાવે છે આમ છતાં silekasan દ્વારા થી સુવિધા મળેલી તે હજી લભગક વિતાવે છે જયરાથી ગુજરાતી પ્રકાશ નો રેશમી દાખલ કરી આખી જીભ થોડું પ્રકાશીય વખત ઉપલબ્ધ હોય ત્યારે બિલાડી એ કરી રહી આના માટે જુવડાન નામ બિલાડી ના આંખ ના નેત્રપટલ ના પાછલા ભાગ માં ખાસ પરિવર્ત નેત્રપટલ ના તેના પર અટકશે અને તેમને ફરી નેત્ર પટલ પર પ્રવરતી થાય છે આ રીતે આપણે બિલાડી ની ચમકતી આંખો રીતે દેખાય

ધોરી માર્ગો Double tag ના ન હતા હતો આ મામલો વચ્ચે તેને naite drening ત્રાસ અવાર નવાર વેઠિયો તેમાં પછી શો નામ નો અંગ્રેજ નો સમાવેશ થતો જાહેર રસ્તા ને બંધાણકામ ના ધંધા તારી CONTRACT અને બીજા ઘણા ખરા પાક રસ્તા શક્તિ શહેરો માં બનતા હતા રાત્રી ના સમય પછી ખૂટ્યા ધરા વાતાવર માંમોટર હંકારી ચાહેયોગ્ય માર્ગ થી બીજા અનેક લોકો સાયકલો ની જેમ head line ના ભૂખ છે તમામ પાટા ની લાઈન દોરી પટા ઉખાડી દેવાનો શરુ કરીયો અને પછી તે જ લાઈન ને આગળ વધતા ઉપદેશય એજ Problem બીજા ના માટે થાય Problem હોય ત્યાં Solution પણ હોય તેજ નિસનાક કહેવાય છે છતાં ક્યારેય એ માટે નિમિત્ત ગત તરીકે જરૂરી બને કશુંશો એ જે અનુભવ કરિયું કે અકસ્માત તેના સારા નસીબ સુખ એક મામૂલી ઘટના જ બની ઈંગ્લેન્ડ માં Haley Cope હેલી જ રીતે ખાતે આવેલા પોતા ના જ ઘર તરફ તાંકી રહી હતી. સોના મગજ માં તરત વિચાર નો બલક ચડે.

અને હકીકત માં એ જામનગર માં રહેલો જ નથી એવી જયારે ચેતન સ્વામી ને દ્વારા એને ઋષિ કેશ માં ખબર પડી ત્યારે તે ખુબ જ upset થઈ ગયો દોઢ વર્ષ જેટલો સમયગાળો નાનો નથી. અને એને સંપૂર્ણ પાને ભૂલી જવો પણ શક્ય નથી જામનગર ની યાદો ને તાજી કરવા માટે તે આજે જામનગર આવીયો હતો પરંતુ જામનગર માં એને ઓળખનાર કોઈ જ ન હતું. ગુરુજી એ એના સૂક્ષ્મ શરીર પાસે પ્રાયચીત કરાવી ને આખી માયાજાળ સંકેલી લીધી હતી તે wosh room માં ગયો આજે ખૂબ જ રડિયો રડવા થી એનું મન થોડું હળવું થઈ ગયું. વાસ્તવિકતા નો એને સ્વીકાર કરવો જ રહીયો મોઢું ધોઈ ને પોતાની સીટ ઉપર જાય ને બેસી ગયો train ની speed સાથે આજુબાજુ ના દર્સ્યો ખુબ જ ઝડપે જાય રહિયા હતા અને પોતાની જિંદગી પણ અડધો કલાક માં દોઢ વર્ષ નો સમય ગાળો આવી જ રીતે પસાર થઈ ગયો હતો ભગવાન શ્રીકૃષ્ણ સુદામાને અને ભગવાન વિશ્વ નારદ જી ને જેવી માયાનો અનુભવ કરાવીયો હતો એવો જ અધભૂત અનુભવ પોતના સમર્થ

કારણ કે સુરત વહેલી સવારે અઢી વાગે આવવાનું હતું એને બે વાગીયા નું અલાર્મ મૂકી દીધું અને અલાર્મ વાગે એ પેલા તો ઉઠી ગયો અઢી વાગે સુરત સ્ટેશન ઉપર ઉતરિયો સુરત આટલી રાતે પણ ધમધમતું શહેર હતું. ચેતન ના ઘરે કોઈ પણ ને જાણકારી ન હતી કે આવી રહીયો છે નહિ તો સિદ્ધાર્થ પોતે ગાડી લય ને સ્ટેશન આવી જાતે ચેતાને સ્ટેશન ની બહાર નીકળી ને જ રીક્ષા કરી લીધી અને કતારગામ પોતાના બંગલે પોચી ગયો ચેતાને દરવાજે bell મારિયો એટલે રોજ drawing room માં પથારી કરી ને સુઈ રેતા નોકરે દરવાજો ખોલીયો તેને જરાક પણ અવાજ કરીયા વગર પોતાના bed room માં જતો રહીયો. આટલી રાત્રે કોઈ ને ઉઠાડવા યોગ્ય ન હતું જોક વહેલી સવારે ઉઠી જતા નોકરે સૌ થી પેલા ઉઠી ને દયા બેન ને કઈ દીધું કે નાના શેઠ રાત્રે આવી ગયા છે સારું હમણાં એને ઉઠાડવો નથી. રાત્રે આવિયા આવિયા હોય એટલે એને આરામ કરવા દો મહારાજ ને કઈ ને ચેતન ની ચા મૂકી દે દયા બેને કહીંયુ train માં ઉજાગરા જેવું હતું એટલે ચેતન લગભગ સાત વાગે જાગિયો એને પોતાના bed room ના નીચે એકજ બાથરૂમ માં brush વગેરે પતાવી ને નહિ લીધૂ એ કપડાં પહેરીને નીચેની room માં ગયો ત્યારે સવારના પોણા આઠ વાગી ગયા હતા અરે ચેતન તું રાત્રે આવી ગયો તો પણ કોઈ ને phone પણ ન કરીયો તો સ્ટેશન પર આવી જાત ને રીક્ષા માં વાયો આવ થતા જગદીશ ભાઈ એક ને બે સવાલ કરી દીધા હા પપ્પા રાત્રે અઢી વાગે સુરત પહોંચ વનો હતો. આટલી મોડી રાત્રે સુ કામ કોઈ ને destape કરવું એટલે રીક્ષા જ કરી લીધી કય train માં આવીયો તું તે તો ગઈ કાલે ત્યારે પણ phone ના કરીયો જગદીશ ભાઈ એ ફરી થી મારે થોડું કામ હતું એટલે જામનગર ગયો હતો સૌરાષ્ટ્ર મહેલ માં આવીયો ચા ત્યાર છે કે નઈ ચેતને વાત બદલી બધા ચા પીય ને બેઠા એટલો જ બાકી છે મહારાજ ચા ગરમ કરે છે. દયા બેન રસોડા માંથી બહાર આવિયા આજે mumbai ની એક party સાથે સાંજે નવ વાગે આપડી business meeting છે તો તું એમાં રસ લે તો સારું ત્યાં સિદ્ધાર્થ બોલિયો આજે નય થઈ મુસાફરી કારણે આજે મારો mood નથી. આજે નઈ ચેતન બોલિયો ઠીક છે meeting તો સિદ્ધાર્થ શાંભળી લેશે તું આજે અરંકાર પણ તારે હવે ધંધા માં તારે રાશ લેવો જોશે એક મહિના થી america આવી ગયો છે પણ હજુ તારું મન ધંધા નથી. ખબર નય ક્યાં વિચાર માં ખોવાયેલો રહે છે જગદીશ ભાઈ બોલિયાં તારા પપ્પા ની વાત સાચી છે ચેતન જ્યારે થી તું america થી આવીયો છે તું પેલા નો કેતન નથી રહીયો હસી મજાક કરતો અને હંમેશ આનંદ માં રહેતો તું વધુ પડતો ગંભીર બની ગયો છે. દયા બેન બોલિયાં એવું કય નથી મમ્મી બે વર્ષ america માં set થઈ ગયા પછી india એવું તો set થતા થોડી વાર જ લાગે ને કેતન ને જવાબ અપિયો સ્વામી

ચા પીય ને એપોતાનો ના bed room ગયો આજે જ bed room માં સોલસંગર સાજી ને જાનકી આવી હતી એટલે એટલાતેને અધભૂત સાથે મણિ એમની સાથે કેટલી કે masti કરી મને જ દેખાતું નોતું કે એ એક સપનું હતું જામનગર ના દોઢ વર્ષ ના દિવસો ભલે એ માયાજાળ હોય છતાં કોઈ પણ સંજોગો માં ભૂલી શકાય એમ નોતો ત્યાં એક સુંદર જીવન જીવી ગયો હતો.

સુરત માં મન નય લાગે તણસો ચારસો કરોડ નો પોતે વારસદાર હતો મિલકત ગણોતો પોતાના ને એકલા ના ભાગે બસો કરોડ આસપાસ આવતા હતા diamond નો ધંધો અને વધારે કમાય ને સુ કરવાનો અને સ્વામી જીયે તો કહીંયુ હતું કે જન્મ ગુરુજી ની ઈચ્છા તને સન્યાસી બનાવની છે તો પછી આ જન્મ માં સંસારી સાધુ બની ને કેમ ના રાહુ અનેજામનગર માં માયા અવરથા માં જ સુક્ષમ ડેન ધર્મ કારિયા હતા એવા વાસ્તવિક જીવન માં પણ ફરી કરી શકું ને જો કે સ્વામી જોયે મને સાવધાન પણ કરીયો જ હતો કે મહિયાત માંથી સંપૂર્ણ મુક્ત થવું અંધરું છે કરોડો રૂપિયા આવિયા પછી ડગલે અને પગલે લાલચ પણ આવશે જ મન રાખ અને ત્યાગ ની સંતાકૂકડી હંમેશા ચાલતી જ હોય છે સાવધાન તો રેવું જ પડશે કેતન ને નિર્યણય લીધો મારે ફરી એ જામનગર ને જ મારી કર્મ ભૂમિ બનાવી છે દ્ધવારક ધીસ ની છત્ર છાયા માં રેહવું છે અને હું ત્યાં જ મારુ સામ્રાજ્ય ઉભું કરીશ નિર્ણય કારિયા પછી એનું મન હળવું થઈ ગયું હવે જામનગરમાં ફરી એજ સામ્રાજ્ય પેલા કરવું એના વિચારો માં ખોવાય ગયો જાહેજ ઝવેરી college માં મારો મિત્ર હતો અત્યરેએ રાજકોટ માં છે. પેપર માં જાહેરાત આપી એને ગમે તે ભોગે હું શોધી કાઢીશ એમ જે જામનગર માં પાત્ર હતા એવા હું જામનગરમાં ફરી પાત્ર ઉભા કરીશ college ના જુના પટ્ટા વાળા મનસુખ માલવિયા ની તપાસપન કરવી પડશે એ draving શીખી જાય તો મારો darver બની જાય મોંમાગીયો પગારમાળે તો કોણ ના નો પાડે પોલીસે આશિષ uncle જામનગર માં અત્યરે નય હોય તો ચાલ સે કરણ કે માયાવી ની એમ પણ એમની બદલી છેલ્લે રાજકોટ જ થઈ ગયા હતી હા મારે અસ્લમશેખ ને ઉપાડવો જ પડશે આજે રાજકોટ માં try કરવો પડશે છતાં પણ જામનગર માં હોય કેર ના હોય ફરક પડતો નથી એમની દીકરી વેદિક આયુર્વેદ hospital, માં સેટ થઈ ગઈ છે એટલે એની પણ હવે મારે કઈ જરૂર નથી નીતા પણ જવાની હતી એટલે હવે એપણ મારા જીવન માં નથી

એમાં પણ ગુરુજી એ જ ગુરુજી એ સતત પાર્થના કરી ને ખોવાયેલા પાત્રો ને મારા જીવન માં પાછા લાવીએ બસ જામનગર માં ફરી થી જીવન યાત્રા ચાલુ કરવી છે કેતને

સત્ય ને ખાતર કદાચ ખોટું બોલવું પડે તોપણ એને મંજુર હતું રાત્રે જામિયા પછી એ પપ્પા bed room માં ગયો bed room માં જગદીશ ભાઈ એકલા જ હતા દયા બેન રસોડા માં હતા વાત કરવાની અનુકૂળતા હતી પપ્પા મારેતમને થોડી અંગત વાત કરવી છે જાહેર માં ચર્ચા કરી શકાય એમ નથી એટલે અત્યરે bed room માં આવીયો છું કેટને bed ની સામે બેઠક કરી હા હા બોલ ને કેતન તારે રાજા થોડી લેવાની હોય જગદીશ ભાઈ બોલિયાં પપ્પા હું america માં શિકાગો માં હતો ત્યારે મને એક સ્વામી જી માળીયા અને એ સ્વામી જી કોઈ સામાન્ય સાધુ નોતા ઘણી ન બધી શક્તિ ધરાવતા હતા એક સિદ્ધ મહાત્મા હતા તેમને મને કેટલી કે વાતો કહેલી તે હું જાણતો ના હતો કેતન બોલિયો કય વાતો વિગત વાર કય વાત કરતો ખબર પડે જગદીશ ભાઈ ને પણ રાશ પડ્યો પપ્પા સ્વામી જી મને જોય ને કહીંયુ કે તાર દાદા નું નામ જમનાદાસ હતું કેતને શરૂવાત કરી એમને તને દાદા નું નામ પણ કહી દીધું જગદીશ ભાઈ ને આશ્યર્ય થયું હા પપ્પા સ્વામી જીયે મને એમ પણ કહીંયુ તારા દાદા જી ના માથે કોયે મહા અપરાધ કરવાનો થયેલો છે એને હત્યા કરી ને કરોડો ની હીરાની ચોરી પણ કરેલી છે અત્યરે જે તમે કરોડો રૂપિયા ના માલિક છો એના મુળપાપ ની કમાણી છે. એ તમારે સ્તન માર્ગે જ વાપરવી પડશે તારદાદા ના આ પાપ ના કારણે એમને એક દીકરો ગુમાવો પડ્યો છે કુટુંબ પર ફરી આ ના આવે એ માટે તમે બને ભાઈ છુટા પડી જાહો અને અડધી સંપત્તિ નું દાન કરી દયો કેતન બોલિયો અને જગદીશ ભાઈ ની સામે જોતો રહીયો તેથી તે બે વિચાર માં પડી ગયા અને પોતા ના પિતા એ જે ખુન કરાવેલું હતું દયા બેન સિવાય કોઈ જાણતું ન હતું વર્ષો થી સંઘરી રાખેલું અચાનક બહાર આવ્યુ કેતન ને સુ જવાબ એવો એ એને સમજાતું ન હતું. પપ્પા ઘણું કારિયા પછી મેં નિર્ણય લીધો છે તમારા આશીર્વાદ હોય તો અડધી સંપત્તિ હું મારી રીતે વાપરી નાખવા માંગુ છું હું સુરત છોડી જામનગર જવા માંગુ છું. કેતને ધડાકો કરીયો જામનગર જામનગર શું કામ જગદીશ ભાઈ બોલિયાં સ્વામી જી નો જ આદેશ છે તૃષ્ણા ભૂમિ દ્ધાવકા નું આજુબાજુ રહી ને પ્રાયચીત કરવાનું કહીંયુ છે એને મને કહીંયુ કે ટેરો પરિવાર શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે તમે પણ પપ્પા સ્વામિનારાયણ ધર્મ જ પાલો છો ને કેતન બોલિયો હમ્મ જગદીશ ભાઈ બોલિયાં કે કેતન જામનગર જવાની વાત થી ચિંતા માં પડી ગયા હતા મારો એક college મિત્ર જામનગર માં રહે છે અને ત્યાં હું એક વાર ગયેલો પણ છું એટલે Fitting process કોઈ પન યંત્રો સાધનો કે ઓઝારો કે જીવન ઉપયોગી વસ્તુઓ ને સૌપ્રથમ જુદા જુદા આકાર ના અને ખાસ પ્રકાર ના ગુણો ધરાવતા material માં થી બનાવ માં આવે છે તેઓ એક બીજાના સહાયક તરીકે કાર્ય કરતા હોય છે આ રીતે તૈયાર ભાગ ને machine part લેવા માં આવે છે આ machine part તેની જરૂરિયાત અનુસાર ઉપયોગ ચોકસાયી પૂર્વક તૈયાર કરવા માં આવે છે જુદા જુદા ભગાહોને સાધનો કે ઓઝારો બનાવ માં આવે છે આ workshop ના જુદા જુદા વિભાગહોમ તૈયાર કરવામાં આવેલા કાર્ય કરવા માટે ઉપયોગી સાધન કે યંત્ર ઓઝર ભણવા માટે તે ભાઘોના જોડવા

workshop માં જે વિભાગમાં જુદા જુદા ભાગના યંત્રો ને જોડવા માં આવે છે Fitting કાર્ય ની જુદા જુદા ભાગના ધરાવતા હોય છે maintenance fitter , plumber electric fitter fitting માટે વાપરતાં ઉપયોગ અનુસાર વાપર પકડવાના ઉજારો cutting tool કાપવાના ઉજારો joining tool જોડવાના ઉજારો અનુસાર millimeter centimeter દર્શાવેલો હોય છે

બનાવામાં આવેલ હોય છે તેને એક છેડો એક સેન્ટીમીટર ના અંતરે આ વળેલા હોય છે તેના વચ્ચેના ભાગમાં તેનો ઉપયોગ ધાતુની

બે પ્રકાર ના હોય છે બહારનું માપવા માટે outside વપરાય છે અંદર નું માપ લેવા માટે center point નો ઉપયોગ હોલ પાડવા માટે કેન્દ્ર ની નિશાની ખાવા માટે થાય છે તેથી નિશાળ કરેલ જગ્યા થઇ કાર્ટ શકાય છે

ninety degree ના ખૂણે જોડીને બનાવેલ હોય બેસાડેલા હોય છે તેના ઉપર માપનો આંકન કરેલ હોય high carbon steel માંથી બનાવામાં આવે છે અનુસાર જુદા જુદા પક્ડ વપરાય છે તે મુજબ આ

તે રીતના બીજા બીજા માપ માં મળે છે તેની size ના માપ ના નંબર adjustable fan હોય તેને આ ચેનલ માં જડબા nut bolt તેણીએ સીઝે પ્રમાણે adjust કરી શકાય છે તેનો ઉપયોગ પણ nut bolt ખોલવા તથા ફિટ કરવા માટે થાય છે નુત તથા બોલ્ટ ના માથા નો આકાર બગાડતો બચાવી શકાય છે steel ધાતુના સળિયા કાપવા માટે થાય છે તેનો ઉપયોગ

તેનો ઉપયોગ લોખંડ કાપવા માટે થાય છે flat square round half round ત્રિકોણ બીજા બીજા પ્રકાર ના હોય છે જેના ઉપયોગ નમૂના આ

તો પર્ણદંડ છે શેને કેહવાય તોકે જે ભાગથી આ જે અહીઆ એક છોડ હોય અટલે કે અહી આ છોડ હોય છે અને આ છોડ સાથે આ પાંદડું છે તો આ અહી જોડાયેલું હોય છે. તો તેને કેહવામાં આવે છે પર્ણ દંડ અને જે અંદર આ નિશાની આપી છે આવી રીતના આ બધી શું છે તોકે આ છે શિરાઓ ને જે વચ્ચે જે એક લાઈન હોય છે કે જેની સાથે જોડાયેલું હોય છે. તેને કેહવામાં આવે છે મધ્યશિરા આ વચ્ચે હોય તે મધ્યશિરાને આ બધી છે એ શિરાઓ ને જે સંપૂર્ણ જે આ રચના થયેલી છે. આ સંપૂર્ણ છે તેને શું કેહવાય તોકે તેને કેહવામાં આવે છે પાંદડું, પાંદડું એટલે કે પર્ણપત્ર. પછી પર્ણનાં પોહળા અને લીલા ભાગને શું કેહવામાં આવે છે તોકે આ પર્ણનાં પોહળા અને લીલા ભાગને કેહવાય છે પર્ણપત્ર શિરાઓ દ્વારા પર્ણમાં જોવાં મળતી ભાતને શું કેહવાય તોકે એને કેહવાય છે. પર્ણનો શિરા શિરાવિન્યાસ ને તે શિરાવિન્યાસનાં કેટલા પ્રકારો છે તોકે બે છે એક છે જલાકાર ને એક સમાનતા એટલેકે જે આ પર્ણની શિરાઓ છે આ શિરાઓના છે તેની ભાતને શું કેહવાય તોકે એને કેહવાય છે પર્ણશિરાવિન્યાસ પછી કઈ ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર નિકળે છે જે પાણી હોય

પછી પર્ણ પોતાનો ખોરાક સુર્યપ્રકાશ ની હાજરીમાં તેમાં રહેલાં લીલા રંગ ના દ્રવ્ય ને લીધે મળે છે એટલેકે જે પર્ણ છે તે પોતાનો ખોરાક કઈ રીતના લે તોકે તે સુર્યપ્રકાશ ની હાજરીમાં લીલા રંગ ના દ્રવ્યને કારણે તે ખોરાક લે છે અને આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલાં કાર્બન ડાયોક્સાઈડ નો ઉપયોગ કરે છે એટલેકે આમાં આપણે કહી શકીએ કે જે પર્ણ હોય છે તે ખોરાક કઈ રીતના મેળવે છે ખોરાક મેળવવા માટે તેને જરૂરી શું હોય છે તો એક તો જરૂરી છે સુર્યપ્રકાશ શું હોય તોકે સુર્યપ્રકાશ હોય તો સુર્યપ્રકાશ ની હાજરીમાં ખોરાક મેળવે છે. અને સુર્યપ્રકાશ ની હાજરીમાં જે છોડ છે તેમાં જે લીલા રંગનું દ્રવ્ય હોય એટલેકે જે લીલા રંગ નું દ્રવ્ય હોય ઈ લીલા રંગ ના દ્રવ્ય ને કારણે તે ખોરાક મેળવે છે અને તેમાં વાયુ કાર્બન ડાયોક્સાઈડ તે ખોરાક લેવા માટે કયા વાયુનો ઉપયોગ કરે તોકે તે કરે છે કાર્બન ડાયોક્સાઈડ નો તોકે જો ખોરાક લેવા માટે એઓ પ્રશ્ન પુછાય કે જે વનસ્પતિ છે તેને ખોરાક લેવા માટે શું જરૂરી છે? તોકે તેના માટે એક તો તેને સુર્યપ્રકાશની હાજરી જોય અને બીજું જોઈએ છે કાર્બન ડાયોક્સાઈડઅને એ આ સુર્યપ્રકાશની હાજરી અને આ સુર્યપ્રકાશની હાજરીથી લીલા રંગના દ્રવ્ય દ્વારા તે કાર્બન ડાયોક્સાઈડ ખોરાકમાં લે છે. પછી આ પ્રકિયાને શું કેહવાય તોકે જે આ સંપૂર્ણ આપણે પ્રક્રિયા કરી એ પ્રક્રિયાને કેહવાય શું? તોકે તેને કેહવામાં આવે છે પ્રકાશસંશ્લેષણ.

એટલેકે જો તેને ખોરાક મેળવવો હોય તો સુર્યપ્રકાશની હાજરી ફરજીયાત છે. કારણકે તેની હાજરીમાંજ તેઓ સ્ટાર્ચ બનાવે વનસ્પતિને જમીનમાં મજબુતાઈથી જકડી રાખવા માટે પણ મદદ કરે છે તો તે કરે છે મૂળ. મૂળ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે તોકે મૂળ બે પ્રકારના હોય છે એક હોય છે સોટી મૂળ અને બીજું હોય છે તંતુ મૂળ તોકે આ સોટી મૂળ અને તંતુ મૂળ છે છુ એટલેકે તે શું છે તોકે તે સમજીએ આપણે કે જે વનસ્પતિના પર્ણો જલાકાર શિરા તે વિન્યાસ ધરાવે છે એને કેહવાય છે સોટી મૂળ અને જે સમાંતર શિરાવિન્યાસ પર્ણો હોય તેને કેહવામાં આવે છે તંતુ મૂળ એટલેકે જે જે વનસ્પતિના પર્ણો છે જલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેને કહેવાય સોટી મૂળ અને જે સમાંતર શિનાં શિરાવિન્યાસનાં પર્ણો હોય એને કેહવામાં આવે છે તંતુ મૂળ પછી એક વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર એ શેનાં વિવિધ ભાગો છે? તોકે આ ભાગ છે પુષ્પનાં કારણકે પુષ્પમાં આવે છે પુંકેસર, સ્ત્રીકેસર, દલપત્ર અને વજ્રપત્ર પછી પુષ્પનાં સૌથી અંદરના ભાગને શું કેહવાય? તોકે પુષ્પ હોય તેની સૌથી અંદર ભાગ આવેલો હોય તેને કેહવાય છે સ્ત્રીકેસર સ્ત્રીકેસર નો એકદમ નીચેનો ફુલેલો ભાગ કયા નામે ઓળખાય એટલેકે જે સ્ત્રી કેસર હોય તેમાં જે ફુલેલો ભાગ હોય તેને કેહવાય છે બીજાશય બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તેને શું કહે છે તોકે તેને કેહવાય છે અંડક પછી આપણે આઠમું ચેપ્ટર જોઈએ તો આઠમું ચેપ્ટર આપ્યું છે શરીર નું હલનચલન. તો તેમાંજોઈએ કે શરીર નાં બધા હડકાઓ એક સુંદર આકાર પ્રેજન્ટ કરવા માટે એક યોગ્ય માળખું તૈયાર કરે છે તેને શું કેવામાં આવે છે. એટલેકે જે આપના શરીરમાં હાડકાં છે તે એક સુંદર આકારમાં પ્રેજન્ટ કરવા માટે એક માળખું છે તે માળખાને શું કહે છે? તોકે તેને કેહવામાં આવે છે કંકાલ અને તે કંકાલતંત્ર શરીરમાં પાંસળીઓ વિશિષ્ટરૂપે વળેલી હોય છે તે છાતીના હાડકાં અને કરોડસ્તંભ સાથે સાથે જોડાઈને એક પાંદડાનું નિર્માણ કરે છે આ તંતુરૂપી પાંદડાંને શું કહે છે? તોકે તેને કહે છે પાંસળી પિંજર કરોડસ્તંભને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તોકે જે કરોડ સ્તંભ છે તેને બીજું નામ છે કે મેરુદંડ એટલે કે મેરુદંડ એટલે કરોડસ્તંભ અને કરોડસ્તંભ અટલે મેરુદંડ.